એ એનો ધર્મ જાની શકાય જેમ કે કોઈ રાજા હોય એના પોતાના સિક્કા ઉપર નંદી નું ચિત્ર દોર્યું હોય તો ખબર પડે એનો ધર્મ શય્વ હયશે કોઈ વરુ નું ચિત્ર દોર્યું હોય તો ખબર પડે એનો જે ધર્મ છે પારવ ભાગવત એટલે કે વૈષ્ણવ હયશે ટુક માં સિક્કા ઉપર ચિન્હો દોરે છે એના ઉપર થી એના ધર્મ ની વિષે ની માહિતી મેળવી શકાય સિક્કા ઉપર સાલ ની સંખ્યા ધર્શાવી હોય તો તો એનો સમય જાની શકાય, સિક્કાઓ કઈ ધાતુના બનેલા છે એની પરથી આર્થીક સમૃધી, ઉદાહરણ તરકે ગુપ્ત શાશન ની અંદર સિક્કાઓ કયા હતા સો સોનાના સિક્કાઓ હતા તો એ સુ દર્શાવે છે તો એ આર્થીક સમૃધી દર્શાવે છે. અલગ અલગ પ્રકારના સિક્કા માળિયા છે, ચાંદી ના, તાંબા ના, બરાબર સોનાના, પછી આર્થીક ધાર્મિક રાજ્ય માહિતી સોનાના સિક્કા સેમા મળ્યા છે તો સોનાના સિક્કા એ ગુપ્ત શાસન ની અંદર વધુ પ્રમાણ માં જોવા મળે છે, ભારત માં સવથી જુના જે સિક્કા છે એ કેવા કેવા છે પંચ્માંર્ક ના સિક્કા મિત્રો પંચ્માંર્ક ના સિક્કા છે કોઈ ધાતુ નો ટુકડો હોય ટુકડા ઉપર પાચ જેટલી નિશાની અલગ અલગ કાય દેવામાં આવી પંચ્માંર્ક કેવા માં આવતા ભારત ની અંદર સવથી જુના મળેલા જે સિક્કા હોય એને પચ્માંર્ક ના સિક્કાઓ અહાત તરીકે ઓળખવામાં આવતા લગભ ઈસ્વીસન પર્વે ની પાંચ મી સદી એસ્વીશન પૂર્વે ની પાંચના સદી ના આપણને સિક્કા ઓ માળિયા છે અને ગુજરાત ના ઈતિહાસ માં આવો કયો વંશ છે કે જેની માહિતી સિક્કા ઓ પરથી મળે છે તો શક શત્રક કાલ છે. કયો વંશ છે શક્શાત્રક કાળ છે આ વસ્તુ ધ્યાન માં રાખવાનું છે, આની અંદર અણી અંદર વસ્તુ કયો છે mega lecture છે ધોરણ છ થી ધોરણ છ થી દસ સુધી નો તમામ એ તમામ પ્રકાર નો ઈતિહાસ છે જે એ cover કરવાની કોશિશ કરવાની છે હવે ધીમે થી અમ તકલીફ શું થાય revision lecture છે અને આન અમ point to point કરાવીશું તો ખતમ નય થાય હવે મારો પૂરે પૂરો પ્રયત્ન છે કે બાર વાગેથી સાંજના છ વાગ્યા સુથી continuous lecture ચલાવો છે બધું cover કરવું છે તમારો થોડોક support મને જોવો છે જયારે data એટલેજ આપડે કરીશું જેટલા જીસીઆરટી માં આપેલા છે વધારન કોઈ data અપડે નઈ કરીએ બરાબર ટાટ ટુ માં content માં purely આ જીસીઆરટી content માં પુછાય છે સમાજ વિદ્યા ની અંદર ચલો આ મિત્રો ચર્ચા કરજો સવથી જુના સિક્કા પચ્માંર્ક ના મિત્રો જો ઘણી બધી વસ્તુઓ જે છે ઉતરાણ કરીને કાઢવામાં આવતી હોય છે અવ જે વ્યક્તિઓ હોય છે જે આ બધી શોધ ખોલ કરે છે ઉત્ખન કરે છે એને સુ કેવા કેવા માં આવે છે પુરાતત્વ શાસ્ત્રી અથવાતો archaeologist કેવા માં આવે છે, અને સંસ્થા ભારત ની પણ છે કાય સંસ્થા કે આ બધું કામ કરે છે asiArchaeological Survey of India જે માનવ ભૂત કાલ તપાસે છે ઉદાહરણ તરીકે સિંધુ ગાડી સંસ્થા ના અવશેષો મળે તો એના ઉપર ઉત્ખન કરીને મળવાના છે પછી એના ઉપર થી ખબર પડે એ સમય નો સમાજ આવી કૈક રીતે રેતો હયસે ચલાવે અ અખો ઈતિહાસ

ચાલો આગળ ચર્ચા કરીએ પ્રાચીન સ્થળ નો ઉત્ખન કરીને મકાનો સિક્કા બધું બાર કાઢવામાં આવે પછી એના વિષે ની માહિતી મેળવી શકાય જો એકય રોતે જે એક વ્યક્તિ ઉત્ખન કરે છે જેના આધારે માહિતી આપણને મળતી હોય છે આગળ ચર્ચા કરીએ પ્રવાચીયો દ્વારા માહિતીઓ મળતી હોય છે જે તે જો હ્યુએન્સોન્ગ યો પાયણ યો યા આવે છે તો આયની બધી વસ્તુ ઓ લખે છે તો આપણને ખબર પડે ભય કે એ વખતે આ બધી સંસ્કૃતિ હયસે ઉદાહરણ તરીકે ભય મેગસની મેગસની કોના સમય માં આવેલો ચ્ન્દ્રગુપ્ત્મોર્ય ના સમય માં મેગસ્ન એ ચ્ન્દ્રગુપ્ત્મોર્ય સમય ની અંદર આવેલો છે ફાયલ કોના સમય ની અંદર આવેલો છે? ફાયન ચ્ન્દ્રગુપ્ત્મોર્ય બીજા ના સમય ની અંદર આવેલો છે હ્યુએન્સોન્ગ કોના સમય ની અંદર આવેલો છે હર્ષવર્ધન ના સમય માં આવેલો છે આ યાદ રાખવાનું છે, આ અઢાર વર્ષ જૂની છે શું મળ્યા છે જેને અપણે સીન્ધુગાડી સભ્યતા કહીએ છીએ clear એક દમ વાત સાચી છે અઢારસોએકસઠ asi ની સ્થાપના કરવામ માં મિત્રો આવી છે ઈન્ડીકા નામ નો ગ્રંથ પાડીને લખેલો તો આં ત્રણે ત્રણ ટકા છે મેગેસની છે પાયણછે હ્યુએન્ત્સન્ગ છે તો આગળ વધીએ આગળ આ ભૂમિ નું નામ મિત્રો આપડી જી અત્યારે રહીએ છીએ અત્યારે બત્રીસ લાખ સીત્યાસી હાજર બસ્સો ત્રેસઠ ચોરસ kilometer શેત્ર ફળ છે એ વિસ્તાર ને અપડે સુ કહીએ છીએ india અથવાતો ભારત કહીએ છીએ, international-level એ india તરીકે નામ વપરાય છે india શબ્દ indus પરથી આવશે indus એટલે શું છે તો indus નદી છે એટલે સિંધ નદી છે. આ સિંધુ નદી ઉપર થી કે indus શબ્દ યો છે ને ઇસ્ન્ધુ ઉપર થીજ હિંદુ શબ્દ આયો છે ઈરાનીઓ સિંધુ શું કેતા જો આયા યાદ રાખજો કોને કોના સુધી નું યાદ રાખજો

આ નામ થીજ આયુ છે જે મેગેસની એ લખેલું છે clear છે ચાલો ભારત, ભારત નામ રૂગ વેદ ની અંદર આપણને જોવા મળે છે સૌથી પ્રાચીન વેદ છે રૂગ વેદ કે જેની માહિતી જેની અંદર થી આપણને ભારત વિષે ની ભારત વર્ષ વિષે ની મિત્રો માહિતી મળતી હોય છે ચાલો આગળ ચર્ચા કરીએ બરાબર ભારત ની અંદર તમે જોય શકો છે ભય ભરત નામ નું સમૂહ હતો એ વસીલો ના કારણે ભારત તરીકે ઓળખવામાં આવે છે રૂગ વેદ ની અંદર એનો ઉલેખ છે બૌ અલગ અલગ નામ છે જેમ કે ધોરણ દસ માં પેલા chapter માં આપેલ છે ભારત વર્ષ કેવામાં આવે છે ભારત ખંડ કેવા આવે છે આર્ય વ્રત કહેવામાં આવે છે જંબુ દ્વીપ કેવામાં આવે છે બૌ બધા નામ છે ભય ભારત વર્ષ તો ઉલ્લેખ કય જગ્યા એ છે વિષ્ણુ પુરણ ની અંદર છે ભારત ખંડ છે જંબુ દ્વીપ છે આર્ય વ્રત છે આ બધાની અંદર મિત્રો જો અત્યારે ધોરણ છ થી દસ ની તમામ એ તમામ પ્રકારની history ચર્ચા અપડે કરવી છે non-stop-lecture ચાલુ થવાનો છે એટલે like કરી દેજો share દેજો non-stop આ વસ્તુ ચાલુ થવાની છે ચાલો આગળ જઈએ મિત્રો સમય રેખા simple વસ્તુ છે સમય રેખા એટલે આ વાત કરી છે એ ઈશ્વીસન ની અને આ વાત કરી છે ઈશ્વીસન પૂર્વે ની ઈશ્વીષણ અને ઈશ્વીષણ પૂર્વે ની વાત છે અત્યારે સહારો કે બે હાજર ત્રેવીસ ચાલતું હોય તો એક સમય એવો આવે કે ત્યાંથી શરુ થયું હોય જીરો થી શરુ થયું હોય ઈશુખ્રીસ્તી ના જન્મ થી આ જીરો થી બેહાઝાર ત્રેવીસ બાજુ છે જે છે એને ઈશ્વીશન કહેવાય જયારે આ જીરો થી આગળ ની વાત છે તો એને શું કેઅવ્ય એને કેવાય ઈશ્વીષણ પૂર્વે, ઈશ્વીષણ પૂર્વે ને BC Before Christ કેવાય જયારે આ anatomy એટલે AD આ યાદ રાખજે ઈશ્વીષણ ને AD તારીખે ઓળખવામાં આવે

clear છે આગળ ચર્ચા મિત્રો અપડે કરીએ સમય રેખા દરેક દરેક ને આવડતી હશે, ચાલો આદિમાનવ મિત્રો આ અપડે એક જાતની શોધો ની વાત કરી બીજું chapter છે આદિમાનવ આદિમાનવ ની ચર્ચ કરીએ અપડે દરેક ને ખબર છે કઈ રીતે ધીમે ધીમે

ધીમે ધીમે કાય રીતે suiteboot પેરી પોતે જાય છે કઈ રીતે ગુફા થી ઘર સુથી અને ઘર થી વિશાલ બંગલાઓ સુથી આધુનિક શેરો સુથી માનવી પહોચ્યો છે એકાદ બે દિવસ ની પ્રક્રિયા નથી પણ ખુબજ લાંબા ગાળા ની પ્રક્રીયા હજારો લાખો વર્ષો ની આ પ્રક્રિયા મિત્રો છે એ વસ્તુ સમજવાની છે બોવ simple હતી જો આવી રીતે ધીમે ધીમે વ્યક્તિ આગળ વધે છે અને તે કેવો બની જાય છે આધુનિક બની જાય છે મિત્રો તમે lecture માં ધ્યાન આપો તો સારું PPT ની ચિંતા ના કારસો અત્યારે પૂરે પૂરું concentration તમારું lecture માં હોવું જોઈએ બરાબર આવી રીતે આધુનિક માનવ છે મિત્રો બરાબર આગળ ચર્ચા કરીએ

એટલે ધીમે ધીમે સ્થાયી એને શરૂવાત કરી અને ટુક માં બરોબર એ સ્થિતિ હતી એ સ્થિતિ ને કેવી કહેવામાં આવતી huntersandgathers શિકાર કરવો અને કરવું ક્યાય દુર દુર સુથી હરણ નો શિકાર કરવા માટે દુર દુર પાછલા જતો મારીને ખાતો ઠેકાણું જ નોતું કે સાંજ નું ભોજન મળશે કે નય આવી બધી વસ્તુ ટુક માં ભટક તું જીવન જીવતો હતો પક્ષીઓના શિકાર કરતો હતો પ્રીનીઓનો શિકાર કરતો હતો માછલીઓને મારતો હતો મિત્રો આ ચેને વાત કૌ આ ppt કય છે ની ppt છે ભય આ offline માં tat ટુ TAT ની આ રીતે તૈયારી કરાવયે છીએ બરાબર અપડું offline જેવું તેવું હોય નાય મજબુત content હોય ખ્યાલ આવે છે આ offline ની આખી PPT જોજો તમે મિત્રો આખી PPT તમે જોજો તમને કમ લાગશે કે કેમ બનાયી છે offline ની PPT છે મિત્રો ખ્યાલ આવે છે કે નાય તો અલગ કંદ મૂળ ખાતો હતો જેમ મળે એ ખઈ લેતો કાચું માસ ખઈ લેતો આગળ ચર્ચા કંદ મૂળ કાચું માસ એ વખતે જ્ઞાન નોતું ભય એન ભય થીમે થીમે જ્ઞાન આવ્યું ઉદાહરણ તરીકે આખું ટોળું આદિમાનવ નું જતું હોઈ એક વ્યક્તિ એ ફૂલ છોડી દીધું ખાધું મૃત્યુ પામ્યું બીજા ને ખબર પડી ક હવે અ ખવાય નાય ધીમે ધીમે એ જ્ઞાન મેળવવા લાગ્યો એક જગ્યેથી બી જગ્યાએ ભટકતું જીવવા લાગ્યું તો સ્થાયી ક્યારે ખેતી ની શરૂવાત થય ત્યારે, યાધ્યાન રાખજો મિત્રો ક્યાં ક્યાં ઓજારો ઉપયોગ કરતો, પથર નો ઉપયોગ કરતો, લાકડાનો ઉપયોગ કરતો, હાડકાનો ઉપયોગ કરતો, પરંતુ મિત્રો ક્યાય લોખંડ નો ઉપયોગ જોવા મળશે નઈ ધાતુ નો ઉપયોગ, શરૂવાત માં ધાતુ ઉપયોગ જોવા નાય મળે સૌથી પેલા કોઈ ધાતુ શોધાય હોય એ તાંબુ હતું સૌથી પેલા કોઈ પ્રાણી નો પુટળો બનાવ્યો હોય ઈ કુતરો હતો કેવાય છે. ખ્યાલ આવે છે કે નય તો આ બધી વસ્તુ ધ્યાન રાખજો, અલગ અલગ પ્રકાર્રના હાડકાના, લાકડાના, પાથરના, શરૂવાત માં ઓજારો હતા ખ્યાલ આવે છે આગળ ચર્ચા કરીએ તો જો, stone age એટલે પાષણ યુગ મોટા ભાગે માનસ હતો એ જે સમય ગાળા ની અંદર પથર નો maximum ઉપયોગ કરતો હતો એને પાષણ યુગ કહેવાય છે ઉદાહરણ તરીકે ભય રેવા માટે ગુફા નો ઉપયોગ કરતો ખ્યાલ આવે છે ઉદાહરણ તરીકે ચગમગ ના પથરો થી એ અગ્નિ સળગાવતો હતો ઉદાહરણ તરીકે અ એનો ભલો બનાયી અને શિકાર કરતો હતો એટલે એ સમય ગાળો જે સમય ગાળા માં maximum પથર નો ઉપયોગ કરતો હતો તો એને પાષણ યુગ કહેવામાં આવે છે અયા જોય તમે શકો પથર નો ઉપયોગ શું કરતો હતો તો વનસ્પતિ ને કાપવા, પ્રાણી ઓને ચીરવા, ચામડું કરવા, વૃક્ષો ને છાલચામડા કાઢવા શરીરને ઢાકવા માટે ધીમે ધીમે માણસ માં સમાજ સમજુતી અબી ગય અને બધું કરવા લાગ્યો. અગ્નિ નો ઉપયોગ મિત્રો યા ધ્યાન માં રાખવાનું છે અગ્નિ, અગ્નિ અને ચક્ર આ બે એવી ક્રાંતિ કારી હતી કે જેને માનવ જીવન બદલી નાખ્યું ચક્ર ની ખબર પૈય્ડા એ માનવ સંસ્કૃતિ ને બદલી નાખી અગ્નિ ની વાત કરીએ કાચું માંસ હતું એને પકવીને ખાવા લાગ્યો, અગ્નિ ના કારણે પ્રકાશ મેળવા લાગ્યો આજો આખે અખા સુઈ રહયા છે મસ્ત રીતે આખે અખા મસ્ત રીતે સુઈ ગયા છે બરાબર સુ કરતો પ્રાણી ઓ કારણ કે ગુફા ની અંદર કાચું માસ હતું તો જંગલી પ્રાણીઓનો શિકાર ના કરે એના માટે આગ સળગાવતો જેની મદદ થી પોતાનું રક્ષણ કરતો ટુક માં યા તમે જોવો છો, કે કાય જગ્યા એ રેતો કે જે જગ્યાએ પથર મળતા હોય લાકડાઓ મળતા હોય પાણી બધું મળતું હોય એ જગ્યા એ આદિમાનવ રેતો વરસાદ અને જંગલી પ્રાણી ઓ થી રક્ષણ મેળવા માટે એ કોની અંદર રેતો પોતે કે ગુફાઓ ની અંદર રેતો હતો બરાબર યા તમે જોઈ શકો છો જો એને ગુફા ની અંદર રેતા રેતા શું કર્યું હતું તું મિત્રો ગુફા ની અંદર રેતા રેતા અજુ બાજુ જે જોયું, કેટલા પ્રાણી ઓ જોયા, વનસ્પતિ ઓ જોયા, એ બધે બધા ના ચિત્ર જોવા લાગ્યો, ધીમે ધીમે એ ચિત્ર દોરવા લાગ્યો અલગ અલગ પ્રકારના આદિમાનવ ના ચિત્ર ક્યાંથી જોવા મળ્યા છે મિત્રો mostIMP વારમ વાર આ સવાલ પુચાયેલો છે કે અદિમનવ ના ચિત્રો એ કાય ગુફા ની અંદર આદિમાનવ એ પોતે ચિત્ર દોરેલા છે તો એકજ ગુફા છે ભીમ બેડકા ની ગુફા એ યાદ રાખવાનું છે આ mostIMP છે કેવું પુછાય છે, પુછાય છે એવું ક ભીમ બેડકા ભીમ બેડકા ની ગુફા એ ક્યાં આવેલી છે તો આ ભીમ બેડકા ની ગુફા જે છે મધ્ય પ્રદેશ ની અંદર આવેલી છે જેની અંદર આ એક કલ્પંક ચિત્ર છે, આ original ચિત્ર છે, આ ભીમ બેડકા ની ગુફા ની અંદર આવી રીતે ચિત્ર દોરેલા છે કેટલાક પ્રાણીઓ પર પોતે સવાર છે, અલગ અલગ પ્રકારના પશુ પક્ષી અંદર દર્શાવેલા છે તો આ બધી વસ્તુ ઓ હતી ખ્યાલ આવે છે ચાલો ને આજે આજે ખાલી ઈતિહાસ, geography ને એ બધું એક આડ બે દિવસ પછી જો સંસ્કૃતિ આવશે ભૂગોળ આવશે બંધારણ આવશે અર્થ્શાત્ર એ બધું mega lecture માં પાચ આવશે આજે ખાલી history બરાબર ચાલો આગળ ચર્ચા કરીએ ચક્ર, અને અગ્નિ નો શોધ simple વસ્તુ ઓ છે ભય આ ક્રાંતિકારી શોધ હતી અને આ બની આખી વસ્તુ નાખી યા દક્ષીણ ભારત ની અંદર અગ્નિ ની શોધ ના અવશેષો મળ્યા છે દક્ષીણ ભારત ની અંદર કુલ્નુર કુલ્નુર અન્ધ્રાપ્રદેશ બાજુ કદાચ હોય શકે આ કુર્નુર માંથી રાખ ના અવશેષો મળ્યા છે એ લગભગ સદા અગ્યાર હાજર વર્ષ પેલાના છે બરાબર બે હાજર વર્ષ પહેલા અગ્નિ નો ઉપયોગ માનવ એ કર્યો કેમ કે રાખ ના અવશેષો અહિયાં જોવા મળ્યા છે અગ્નિ થી શું ટ્યુ છે ક્રાંતિ કરી ઘટના હતી અગ્નિ ના કરને જે કાચું માસ ખાતું હતું તો પકવેલું માસ ખાવા લાગ્યો કે અ પ્રકાશ મેળવવા લાગ્યો અગ્નિ ના કરને એ એ શિકારી પ્રાણી હતા એનાથી બચવા લાગ્યો બૌ બધી વસ્તુ ઓ કરવ લાગ્યો એ પોતે ખ્યાલ આવે છે નાય આગળ ચર્ચા કરીએ ઠંડી થી પોતે રક્ષણ મેળળવા લાગ્યો શાંતિ થી પોતે માસ છે શાંતિ થી તમે યા જોય શકો છો કે કેવી રીતે મસ્ત રીતે પોતે પ્રકાશ મેળવે રાયે છે ધીમે ધીમે ધીમે આ બધી વસ્તુ ઓ થવા લાગી બરાબર ચાલો આગળ ચર્ચા કરીએ ચક્ર તો જાડ ના થળ અને જળ લાકડા માંથી ચક્ર બનાવ્યું યા તમે જોય ચકો છો જો એ પોતે ચકલ્રા બનાવે છે ધીમે ધીમે અન મગજ ની અંદર light થાય છે મેન્તોસ ખય ચ દિમાગ કી બત્તી જલી ધીમે ધીમે ધીમે light થાય છે ચાલો તો બધી વસ્તુ ઓ છે ભય જેને આવડતું હોય તો એ time waste ના કરતા મિત્રો બરાબર જેન આવડતું હોય powerful તો ચિંતા ની જરૂર નથી પણ આ પરીક્ષા અવની છે અઠવાડિયા પછી તો અખા એટલે માં દરેક માટે આ વસ્તુ ઓ બહુજ મહત્વ ની છે આ જળ થળ માંથી ચક્ર બનાવ્યું જો મિત્રો એક એક એક છેને એકે એકે એક સરસ મજાનું સરસ મજાનું અપડે કરેલું છે જો મસ્ત છે એક વસ્તુ તમે સમજો કે સ્થયીઇ જીવન ની શરૂવાત કેમ કે કૃષિ કરવી હોય તો ચારેક મહિના એક જગ્યાએ રેવું પડે પેલા તો રોજ રોજનું ભટકતો હતો હવે રોજ ના રોજ ભટકવાની જરૂર નથી કોઈ એકજ જગ્યાએ એ હવે રેવા લાગશે એટલે યા કોની શરૂવાટત થાય છે એટલે સ્થાયી જીવન ની શરૂવાત ખેતી ના કરને થાય છે એકબાજુ જન્હારી પ્રાણી ની સંખ્યા વધે છે પશુ પાલન ની શરૂવાત થય જાય છે પરંતુ એ હજુ પણ શાન્શોદન નો વિષય છે જે ક્યારે દૂધ ની શારુવત કરી દુધાળા પ્રાણીઓની શરૂવાત એટલે દૂધ મેળવવા માટે ક્યારે કરી યા આ યાદ રાખજો અ મહત્વ નું છે પ્રથમ સાથીદાર તરીકે કોણ છે કુતરો જે છે એ પ્રથમ સાથીદાર તરીકે છે તો મિત્રો અ રીતે સ્થાયી જીવનની શરૂવાત થય જાય છે, ધીમે ધીમે પોતે એક કબીલા type વસાવે છે ધીમે ધીમે મિત્રો ખેતી ની શરૂવાત થય જાય છે તો આવી બધી રીતે પોત પોતાની રીતે એ કુતુંમ્બીક વ્યવસ્થા ની અંદર ધીમે ધીમે ધીમે એ રહેવા લાગે છે, બરાબર આ મિત્રો mostIMP છે. કાય જગ્યા એ કાય વસ્તુ ઓ મળી છે તો યા ઘઉં જઉં ઘેટા બકરા બધું ક્યાં મળ્યું છે મહેર્ગઢ મિત્રો આ યાદ રાખનું છે કયું સ્થળ કદાચ એક સમયે આ તમે યાદ નાય રાખો તો ચાલશે, એક સમયે આ યાદ નાય રાખો તો ચાલશે પણ મિત્રો આ mostIMP છે મહેર્ગઢ પાકિસ્તાન માં છે કોઈદી હવા યુપી માં છે મહાગઢ યુપી માં છે રંગના ગુજરાત માં છે, બુજ હોમ અને ગુફાકલ એ માં છે, છે એ બિહાર માં છે mostIMP યા બે વસ્તુ અલગ અલગ છે લોચા લપસી ના કરતા મહેર્ગઢ અલગ છે ને ને મહાગઢ અલગ છે મહેર્ગઢ પાકિસ્તાન માં છે જેના સૌથી જુનું ગામડું કેવા માં આવતું કુલડી હવા યુપી માં છે, મહાગઢ યુપી માં છે મ્હેર્ગઢ અને માનગઢ માં લોચા કરતા નય ખ્યાલ આવે છે મિત્રો આ વસ્તુ ધ્યાન માં રાખવાની

ચાલો આગળ ચર્ચા કરીએ ય યાદ ર્ખ્જો મહેર ગઢ ની અંદર જે ઘર મળ્યા એ લંબચોરસ હતા આ લંબચોરસ આ જો ઉદાહરણ જોઈ શકો છો લંબચોરસ ઘર મળ્યા છે અનાજ ના સંગ્રહ માટે કોઠાર માયા છે, અને શીકાર્ય માટે તીક્ષ્ણ મળ્યા છે ચાલો આગળ ચર્ચા કરીએ એવા હથિયારો પણ મિત્રો મળ્યા છે, મહેર્ગઢ ના જે ઘર છે એ કેવા છે લામ્ચોરસ છે આ યાદ રાખવાનું છે યા દફન વિધિ આ મિત્રો mostimp છે mostimp કઇ જગ્યા એ થી મનુષ્ય ની કબર માંથી બકરી ના અવ્શેહો મળ્યા છે, કાય જગ્યાએથી મનુષ્ય જે છે બરાબર wrong number નથી ન્હ્ય આ દરેક એ દરેક GCRT છે બસ સહેમ મળી GCRT પકડ જો આ લખ્લી છે અને પુછાય છે વારંવાર યા યાદ રાખજો મનુષ્ય ની કબર માં બકરી ના અવશેષો ક્યાંથી મળ્યા છે તો મનુષ્યની કબર ની બકરી, મનુષ્ય ની કબર માં બકરી ના અવશેષો મિત્રો મહેર્ગઢ માં મળ્યા છે જે પાકિસ્તાન માં હે ઇરમ ગામ ની વાત કરીએ મિત્ર મહેર ગઢ ની અંદર લંબચોરસ ઘર હતા ઇરમ ગામ મહારાષ્ટ્ર માં કેવા ઘર છે ગોળ આકાર ના છે બાળકોના મૃત દેહ પણ યાથી મળી આવ્યા છે પશુ પાલન તીક્ષાના ક્યાં અલગ પ્રકારના અનાય અવશેષો યાથી જોવા મળ્યા છે બરાબર ચાલો તો અ બધી વસ્તુ ઓ મિત્રો ધ્યાન માં રખવાની છે વાત કરીએ પ્રાચીન નગરો અને ગ્રંથો પ્રાચીન નગરો સિંધુ ગાડી સભ્યતા ની વાત કરવી છે સિંધુ ગાડી સભ્યતા આ છે અપડા કાકા સિંધુ ગાડી ની સભ્યતા વાળા welcomeindusvalley તો મિત્રો વાત કાય દિયે તો સંસ્કૃતિ ને સભ્યતા આ બંને માં ફેર છે સંસ્કૃતિ કોને કેવાય માનવી ની રેની કેણી ની સાથે સંકળાયેલી બાબતો માનવી શું પેરે છે શું કરે છે બરાબર આ બધું એનું શું છે કે રેની કેણી lifestyle સાથે સંક્યાયેલ બાબત છે જેને સંસ્કૃતિ કહેવાય, સભ્યતા ની અંદર શું આવું જોઈએ માનવી પોતાની બુશી શક્તિ કળા કૌશલ નો એક એક અવસર જીવની વિશેહ્સ અવસ્થા નું સર્જન કરે છે અલગજ પ્રકારના phase માં પોચી જાય છે એને કેવા માં આવે છે સભ્યતા બરાબર મિત્રો આગળ ચર્ચા કરીએ સિંધુ ગાડી સભ્યાતી ની વાત કરીએ અલગ અલગ નામ છે હદ્પિયા સભ્યતા કેમ હદ્દાપીય સભ્યતા છે સૌથી પેલું નાગલ હદ્દાપા મળ્યું તું સભ્યતા ઓગ્નિસોએક્વિસ માં સિંધુ, સીન્ધુગાડી ની સભ્યતા કેમ કે મુખ્ય ભે સિંધુ નદી ના અજુ બાજુ હતી એટલે એને સિંધુ સભ્યતા કહેવામાં આવે છે સિંધુ સભ્યતા, લગભગ સાત જેટલી નદી ઓ હતી અને અજુ બાજુ આ સહ્ભ્યતા હતી કય કય નદી ઓ હતી સીન્સ્ધુ, રવિ, બિંદુ, બીઅર, જેલમ, સતલુજ, ચીઈનાબ, બરાબર ચિનાબ છે સરસ્વતી છે સત જેટલી નદી નદીઓ છે, આ સાત નદીઓ ના વિસ્તાર ની અંદર આ સભ્યતા માટે ના સપ્ત સિંધુ ની સભ્યતા કહેવાય છે simple વસ્તુ છે મિત્રો સૌથી પેલા વાત કરીએ હદ્દાપા ની હદ્દાપા ઓગ્નિસોએક્વિશ જો મિત્રો હદ્દાપા ઓગ્નિસોએક્વિશ દયારામ શાહની કઈ નદીના કિનારે છે રાવી નદી ના કિનારે પુન્જબ, પુન્જબ ની અંદર મોહજ નામ નો જીલ્લો ઓગણીસો એકવીસ ની અંદર દયારામ સાહની પંજાબ એ અત્યારે પાકિસ્તાન માં છે, મોન્ટેગો નામ નો જીલ્લો રાવી નદી ના કીન્રાએ હદ્દાપા નામનું સ્તઃલ શોધાયું છે હદ્દાપ્પા નો સાદિક અર્થ સુ છે હદ્દાપ્પા નો શાબ્દિક અર્થ થાય આયા લખી દઉં છુ લખી દાવ નું શવ ભોજન હદ્દાપ્પા ના શાબ્દિક અર્થ થાય શિવ નું ભોજન સૌથી પેલું શોથાયેલું સ્થળ છે સીન્ધુકડી સભ્યતા નું સૌથી પેલું શોથાયેલું સ્થળ કયું છે તો એ મિત્રો છે એ હડપ્પા એ યાદ રાખવાનું છે આગળ ચર્ચા કરીએ, બીજું સ્થળ તટ કલીક શોથાયેલું તું તો આ થોસુક આ ના આવે આ બીજું શૂથાયેલું છે ઓગણીસો બાવીસ ઓગણીસો બાવીસ માં રખાલ્દાસ બનેરજી અત્યારનું પાકિસ્તાન સિંધ પ્રાંત લાડકાના જીલ્લો કાય નદી ના કિનારે સિંધુ નદી ના કિનારે એ સ્થળ કયું કેવા આવે છે મોહેજ જો ડેરો મોહેજ જો ડેરો ઓગણીસો બાવીસ રાખલ દસ બેનર્જી સિંધુ નદી ના કીનારે સિંધ પ્રાંત માં લડકા ના નામ ના જીલ્લા માં પેલું સ્થળ કયું છે હડપ્પા છે રવિ નદી ના કિનારે નીજુ સ્થળ છે મોહેન જો ડેરો છે સિંધુ નદી ના કિનારે પેલું સ્થળ દયારામ સાહની, બીજું સ્થળ રખાલ્દાસ બેનર્જી ચાલો મિત્રો આગળ વધીએ અન્ય શોથાયેલા સ્થળો હવે આવે ગુજરાત સૌથી મોટું છે ગુજરાત નું સૌથું મોટું શોથાયેલું સ્થળ છે અને મિત્રો એવું કે છે કે

મિત્રો ભારત નું સમગ્ર સિંધુ ગાડી સભ્યતા નું ભારત સિંધુ ગાડી સભ્યતા નું સૌથી મોટું સ્થળ સૌથી મોટું

ખાલી કલીબંગલ રાજસ્થાન માં છે કલીબંગલ ને શું કહેવાય છે મિત્રો કૃષિ ક્રાંતિ ઓનું સ્થળ કહેવાય છે શું કહેવાય છે કૃષિ ક્રાંતિ ઓનું સ્થળ કહેવાય તરીકે કલીવ્બંગા મિત્રો કોને ઓળખવામાં આવે છે ઓ એ રાખી ગઢ મિત્રો યાદ રાખજો સમગ્ર સિંધુ ગાડી સભ્યતા હતા એને ભારત સૌથી મોટું એટલે રથીગઢ ગુજરાત નું સૌથી મોટું એ અપ્ડું ધોળાવીરા આવશે ચાલો આગળ ચર્ચા કરીએ તો મિત્રો અલગ અલગ રચના છે નગર રચના રસ્તા ગટર યોજના જાહેર સ્થળ ના મકાનો તો ચર્ચા કરીએ નગર રચના ની નગર રચના એ સૌથી મોતી અને સૌથી વિશિષ્ઠ અને સૌથી વિશિષ્ઠ, તો ભૂગોળ પર ચડીએ બરોબર એ ગટર યોજના હતી સૌથી મોટી લાગ્શાનીક એ અ અ અ નગર અચના એકતા છે યા અખો જે નગર હતું એ કિલે બંધ અનાદર હતું યા બે જેમ જે main રસ્તા ઓ છે main highway છે આ રીતે હતા અંદર ગલીઓ ને શેરી માં કુલ જાત ના તમે યા જોવો છો ઉપર નો નગર છે આ નીચલું નગર છે ખ્યાલ આવે છે કે નાય અને આ સિંધુ નદી છે, આ એક મોહેજ નો દરો નું મિત્રો ચિત્ર છે ખ્યાલ આવે છે કે નય તો અપડે અ વસ્તુ યાદ રાખવાની છે મોટા ભાગે કિલ્લો એ ઉપર નું નગર પશ્ચિમ બાજુ હતી પૂર્વ તરફ હતું સમાન, ઉપર નું નગર પશ્ચિમ બાજુ જે નીચે નગર પૂર્વ દિશા માં હતું ખ્યાલ આવે છે કે નય બધું જો જે જે બરાબર topic ઓ તમે દસ માં હતા એ બધા એક માં લય લીધા છે ધોરણ છ થી ધોરણ દસ નું તમામ એ તમામ પ્રકારનું content એક માત્ર વેવ્બ્સંકુલ મિત્રો available છે સમય વિલાબ્સો નય જોવા ઉપર focus કરો ખાલી બરાબર કરીએ તો મકાન ઉંચી પીઠીકા એટલે ઊંચા ઓટલા ઉપર બનાવામાં આવતા હતા simple વસ્તુ છે ઉપલું નગર હોય તો ઉપલા નગર માં કેવા અમીર હોઈ અમીર ફાઈવ BHK સેવન BHK માં રે અને સામાન્ય પ્રજા હોઈ એ 2BHK માં simple વસ્તુ છે ઉપલા નગર ની અંદર ઘર હીસે પાંચ થી સાત ઓરડા વાળ હયસે નીચલા ન્બગર માં ઘર હશે એ બે ઓરડા વાળ હયસે simple વસ્તુ છે ચેમેન્ત ના મકાનો બે માલ ના પાચ માળ ના સાત ઓરડા વાળા એક માળ બે ત્રણ ઓરડા વાળા મકાન જો, મકાન ના દરવાજા હતા એ મુખ્ય રસ્તા ઉપર નતા ખુલતા અંદર ગલીઓ શેરીઓ માં ખુલતા હતા ઉદાહરણ તરીકે આ મુખ્ય રસ્તો છે અંદર ગલી પડે છે, મકાન જો યા હોય તો એની બારી રસ્તા ઉપર ના ખુલે ખ્યાલ આવી એ અંદર ગલીઓ માં અને શેરિયો માં ખુલશે clear છે આ વસ્તુ યાદ રાખજો નગર ની ફરતે દીવાલ મત્રો દીવાલ કેમ રાખવામાં આવતી પૂરથી બચવા માટે clear તો આ બધી વસ્તુ ઓ યાદ રાખવાની ચાલો આગળ આ બધુજ આવશે બધુજ આવાનું છે ચાલો આગળ વાત કરીએ, તો રસ્તા ઓ ની વાત કરીએ તો રસ્તા ઓ ધારો કે આ રસ્તાઓ, ધારો કે આ નગર હોય તો રસ્ત આ રીતે એક પૂર્વ અને એક પશ્ચિમ ઉતર ને દક્ષીણ માં બે રાજ માર્ગો હતા કેટલા મીટર પહોળા હતા નવ point પીન્ચોતેર મીટર પોલા હતા જેનના કરને સમ સામે બે વાહનો પસાર થય શકે અને એ ધ્યાન રાખજો એક બીજા ના કટ ખૂણે માત્લતા હતા ક્યાય વળાંક દર્શાવતા હતા નાય, આ ક્યાય વળાંક ધરાવતા નથી એક બીજા ને કાટ ખૂણે મળતા હતા

તો રસ્તાઓ ના કિનારે થોડા થોડા અંતર એ ખાના જોવા મળે છે જેના કરને કય શકાય કે રાત્રે પ્રકાશ ની એક વ્યવસ્થા હયસે clear છે ચાલો મિત્રો આગળ વધીએ ગટર યોજના

અવ પ્રકર ની ગટર યોજના છે અવ પ્રકારની ગટર યોજના છે વિશ્વમાં બીજા સ્થિતિ માં ક્યાય જ નાય્જી એક માત્ર જગ્યાએ જોવા મળી છે એ જગ્યા કય છે તો સમૃદ્ધ ટાપુ પર આ પ્રકારની યોજના જોવા મળે છે બાકી ક્યાય જગ્યા એ ભૂગોળ જાય યોજના મળતી નથી ખ્યાલ આવે છે કે નાય આગળ ચર્ચા કરીએ

મકાન નું જે ગટર line જે મકાન ની નાની ગટર છે એ શેરી માં આવે એ શેરી ની ગટર માં મળી ટુક માં બધા મકાનો બધા મકાન ના નાની ગટર શેરી ની ગટર માં મળે અને અ શેરી ની ગટર રસ્તા ઉપર જે main રસ્તો હોય એની ગટર મળે ટુક માં ઘર ની ગટર પાણી એ શેરી ની ગટર માં જાય શેરીની ગટર નું પાણી એ મુખ્ય ગટર માં જાય અને મુખ્ય ગટર નું

આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પર્યાવરણ પર્યાવરણ એટલે શુ? પર્યાવરણ શબ્દ પરી અને આવરણ એટલે શબ્દ થી બનેલું છે પરી એટલે ચારે તરફ અને આવરણ એટલે. સ્તર એટલે કે આપની આજુબાજુ જે પણ દેખાય છે અથવા તો અદ્રશ્ય છે તે પર્યાવરણ છે બીજા શબ્દોમાં કહીએ તો એમ કહી શકાય કે છોડ, પ્રાણીઓ, હવા, પાણી, પ્રકાશ, માટી વગેરે.

સામાન્ય અર્થમાં કહીએ તો પર્યાવરણ એટલે આસપાસનું આવરણ. અંગ્રેજીમાં પર્યાવરણ માટે Environment શબ્દ વપરાય છે. જે French શબ્દ Enviro પરથી આવ્યો છે એનો અર્થ એવો થાય છે કે પડોસ પર્યાવરણના મુખ્ય ત્રણ ઘટકો છે જલાવરણ, મૃદાવરણ અને વાતાવરણ, જલાવરણ એટલે સાગર, હિમ, શિખરો, નદીઓ અને વરસાદ. વાતાવરણ એટલે હવા તેમજ મૃદાવરણ એટલે. પૃથ્વીની સપાટી પર આવેલું માટીનું આવરણ પર્યાવરણ ના બે પ્રકાર છે કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. કુદરતી પર્યાવરણ પણ બે પ્રકાર પડે છે જેમાં સજીવ પર્યાવરણ, તથા નિર્જીવ પર્યાવરણ. સજીવ પર્યાવરણમાં સુક્ષ્મ જીવાણુઓથી માંડીને બધાજ પ્રકારના નાના તેમજ મોટા પશુઓ, પંખીઓ, કીટકો, સેવાળ, લીલ જેવી લીલી વનસ્પતિથી માંડી ને ઘાસ, છોડ, વેલા. અને વૃક્ષો જેવી વનસ્પતિઓનો સમાવેશ પણ થાય ને નિર્જિવ પર્યાવરણમાં હવા, પાણી, ઉશ્મતા પણ જેવા ઘટકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નિર્જીવ પર્યાવરણ માં નદીઓ, પર્વતો, સાગરો, સરોવર. વગેરે નો સમાવેશ કરી શકાય. પર્યાવરણના સજીવ અને નિર્જીવ ઘટકો પૃથ્વી પરથી જીવન ટકાવી રાખવા માટે એક બીજા સાથે સાતત્યપૂર્ણ પ્રક્રિયા કરતાં રહે માનવ સર્જિત પર્યાવરણ એટલે કે કુદરતી પર્યાવરણમાંથી માનવે તેની સર્જનશક્તિ દ્વારા જે વસ્તુનું નિર્માણ કરેં તે તમામ નો માનવ સર્જિત પર્યાવરણ મા સમાવેશ થાય છે. જેમકે ઘરો, કારખાના, શહેરો, building ઓ પુલો. વિવિધ પ્રકારની વસ્તુઓ. ખોરાક તેમજ કુદરતી પર્યાવરણને દુષિત કરતાં વિવિધ પ્રકારના બતાવો. પર્યાવરણનું મહત્ત્વ. આપણા જીવન માં પર્યાવરણ ખુબ જ મહત્ત્વનું છે પર્યાવરણ દ્વારા. પૃથ્વી પર જીવન અશક્ય છે જો આપણા જો આપણા આજે જો આપને આજે જીવંત થયો તેમાં પર્યાવરણનો મોટો હાથ છે એક સારું અને સ્વચ્છ પર્યાવરણ આપણને વધુ સારી રીતે જીવવા માટે મદદ કરેં છે તમે સૌ જાણીતા હશો. કે આપણે શ્વાસ લેવામાં Oxygen લઈએ છે. તેમજ ઉચ્છવાસ માં carbon dioxide બહાર કાઢીયે છે પરંતુ શું તમને એ ખ્યાલ છે કે આ oxygen આપણ ને કોણ પૂરો પાડે છે તો આ oxygen આપણને વૃક્ષો પૂરો પાડે છે. જે પર્યાવરણનો એક ભાગ છે. બજારમાં બે point પાંચ kilogram oxygen cylinder ની કિંમત આજે

ની એક નાનકડી જવાબદારી પર અદા નથી કરતા. માનવી એટલો સ્વાર્થી છે નહિ. માનવીને આ વર્ષે કદાચ કોરોના કાળમાં પર્યાવરણની કિંમત સમજાઈ ગઈ હશે. કેટલા લોકો oxygen ના માટે? કેટલી મહેનત કરવી પડે? પર્યાવરણ એ પૃથ્વી નો અફીણ ભાગ છે. પ્રાચીન સમય માં માનવી સ્વચતા પર વિશેષ ભાર આપતો તો તે વૃક્ષાને પૂજા કરતા આજે પણ હિંદુ ધરમ માં પીપડા જેવી વનસ્પતિ ને કાપવી તે પાપ ગણાય છે. તેને ધાર્મિક કારણ એ હોય છે કે પીપળો એવું વૃક્ષ જે આપણે ચોવીસ કલાક oxygen પૂરો પડે છે. પ્રાચિનકાળ માં oxygen ના મહત્વ ને ખુબ સારી રીતે સમજી માનવી પર્યાવરણનું રક્ષણ કરેં છે. વિશ્વના પ્રકૃતિ ના સંરક્ષણ સૌ પ્રથમ પ્રયાસ ઈસુ પહેલાં ત્રીજી સદી માં સમ્રાટે

પર્યાવરણ આબોહવાને સંતુલિત રાખે છે તેમજ જીવન માટે જરૂરી બધી વસ્તુઓ પર પર્યાવરણ દ્વારા જ પ્રાપ્ત થય છે. પરંતુ આજના સમયમાં પર્યાવરણમાં નું મહત્તવ ભુલાઈ રહ્મયું છે. ને સ્થિતિઓ સે આપણા સ્વાસ્થ્ય પર પડે. પ્રાચીન કાળમાં મનુષ્ય પગપાળા મિલો સુધી પ્રવાસ કરતા હતા. પરંતુ આજ ના યુવાનો થોડું પણ ચાલે તો તેનો વિશ્વાસ ફુલાવાનું ચાલું થઇ જાય જાય છે. પ્રાચીન સમય માં મનુષ્ય ને પ્રકૃતિ દ્વારા. પોષ્ટિક શાક ભાજી ફળો વગેરે પ્રાપ્ત થતાં હતા અને માનવીય દિવસ ભર તેને આરંભતો હતો. જેથી તેની ભરપૂર ઉર્જા મળતી હતી. તેમને આખા જીવન દરમિયાન ભાગ્યેજ કોઈ રોગ્ય થતો હતો અને તંદુરસ્ત અને નિરોગી રેતા તા પરંતુ આજના સમયમાં મનુષ્ય જે પણ કઈ ખાય છે તે નકલી દવાઓના ઉપયોગથી બનાવવામાં આવે છે. બધું ઉત્પાદન ની હોડમાં સેન્દ્રિય ખાતરો અને જંતુનાશકો વધુ પડતા ઉપયોગથી. ખોરકની ગુણવત્તા ઘટી ગઈ છે જેથી આરોગ્યની એટલી બધી સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં મનુષ્યનું સરેરાશ આયુષ્ય ઘટી રહ્યું છે પર્યાવરણ. પર્યાવરણ ની સુરક્ષા માટે માનવી જીવન ને પર્યાવરણ ને આભારી છે. તેથી માનવી જ ઝાડ ની ડાળી પર બેઠું છે તેના પર તે મોટો થયો છે. તે ડાળી ના સરક્ષણ ની જવાબદારી તેને સ્વીકારવી જ પડે. અમેરિકા ના પ્રકૃતિ શાસ્ત્રીક ઓગણીસો બાસઠ માં તેમના પુસ્તક ચેતવણી આપી હતી કે માનવી કુદરત પર વિજય મેળવવાની. છોડશે નહીં તો તેના હાથે જ નાર્ગીય પૃથ્વી નો વિનાશ કરે. પર્યાવરણ ભાવિ સંતાન માટે જગત નિર્માતા આપણ ને સાચવામાં આપેલી અનામત છે. અને કોઈ પણ જ્યારે આવી અમૂલ્ય જીવનદયી નહીં અનામત. આપણને સાચવવા આપે ત્યારે આપની જવાબદારી ખૂબ વધી જાય. Atleast ભારતના બંધારણની મૂળભુત ફરજોને લગતી કલમ એકાવન A જંગલો, સરોવર, નદિયો અને વન્ય જીવનની સુરક્ષા અને વિકાસ તથા બધા જીવવા માટે સહાનુભૂતિ દાખવી એ દરેક ભારતીય નાગરિકની ફરજ બાજવા માં આવે છે. આના થી એ બાબત સ્પષ્ટ થાય છે કે આઝાદ ભારતના પર્યાવરણ પ્રત્યે. ભારે ચિંતા પેહલા થી જ કરવ માં આવી છે. પર્યાવરણ જડાળવી કરવી તે માટે જવાબદાર નાગરિક તરીકે આપના યોગદાનને જાણે અને જવાબદારી ની હું આશા રાખું છું કે આપને અપડા પર્યાવરણ નુ ખુબ ધ્યાન રખવું જોઈએ જેથી આપણને આપણને આગળ જતા એટલી તકલીફ ના પડે અને તેથી કોઈ લોકો છે ક જે

વર્તમાન સમય માં વધતા જતા પાર્યાવરણ પ્રદુષણ અને જ ભી global ગરમી ની સમસ્યા જેવું છે તેને આપણે સમજી અને બીજા ને સમજવું જોઈએ જેથી લોકો જાગૃત થાય. અને માનવ જીવન છે તે આ પર્યાવરણ ને પર્યાવરણ નું ધ્યાન રાખે. માનવ સાંસ્કુતિ ના વિકાસ માં કુદરત નો મહત્વ ફાળો રહ્યો છે. અને જે થી દરેક જીવ પછી ભલે તે માનવી હોય ક પશુ પંખી કે જીવજંતુ દરેક પોતાનું જીવન ટકાવી રાખે સંશાધનો નું ઉપયોગ કરેં તેથી માનવો ને વૃક્ષો ની જણવડી કરવી જોઈએ, પર્યાવરણને સાચવું જોઈએ જે કોઈ બી હોય વૃક્ષો કાપી નાખતા હોય તે ના હોય વૃક્ષો નું ધ્યાન રખવું જોઈએ અને અપડે એવું સંકલ્પ લેવું જોઈએ કે અપડે આપડો જીવન દરમિયાન આપણે. આપડો જે birthday હોય કે અપડે એક વૃક્ષ વાવો જોઈએ જેથી લોકો એના વિશે aware રેહ અને પર્યાવરણ નું જાળવણી કરેં. પર્યાવરણનું જતન એ માનવી નૈતિક જવાબદારી છે. ભારતીય નાગરિકો માટે તો આ બંધારણીય ફરજો, પરંતુ માનવીને તેનું જતન કરવા કહ્યું છે. જેથી હાલ સમગ્ર વિશ્વ કેટલી પીડાઓ થી પીડિત છે. વૃક્ષો વાવો જીવન બચાવો એ માત્ર સૂત્ર નથી, પરંતુ એ આપણી જવાબદારી છે. જો આપણે પર્યાવરણ નું સંરક્ષણ નહિ કરીશું આપણી ભાવી પેઢીને. સુંદર કુદરતી વારસો નહીં આપી શકું. પર્યાવરણના વધતા જતા પ્રદુષણથી સમગ્ર વિશ્વ અત્યારે ચિંતિત છે. તેથી united nations દ્વારા ઓગણીસો બોતેર ની સદી માં દર વર્ષે. પ મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અત્યારે શો થી પણ વધુ દેશોમાં વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. માનવી નું સમગ્ર શૃષ્ટિ નું સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે.

કરી રહી છે ત્યારે વિકાસ ની આંધળી દોડ માં માનવ કુદરતી સંપતિ નું જતન અને સરક્ષણ કરવની જવાબદારી માં થી છટકી ગયો છે. ઉધ્યોગિક વિસ્તાર નો વધારે વિસ્તાર ચુના વિસ્તાર કરવા માટે ખેતી માટે તથા માનવ જીવન માટે ઉપયોગી furniture તથા રાજ્ય જીનું બનાવવા માટે આપણે કોઈ પણ સંકોચ કે શરમ વિના આડેધડ વૃક્ષો નું કાઢ્યું છે. પર્યાવરણને જણાવી એ એકવીસ મી સદીમાં માનવી માટે સૌથી પડકારરૂપ સમસ્યા છે. કુદરતી સંપત્તિનો બેફામ ઉપયોગ કરતો માનવી જ્યારે કોઈ પણ કુદરતી આપતી ભૂકંપ કે સુનામી આવે ત્યારે સરકાર ઉપર ઠીકરું પોતાની જવાબદારી થી મુક્ત થઇ જાય છે. પણ શુ આપળે કુદરત પર ની જવાબદારી થી છટકી શકાય ખરું? શુ આપળે કુદરત ની કોઈ જવાબદારી નથી? પર્યાવરણ આપની સુંદર સ્વસ્થ જીવન અને જીવન માટે જરૂરી તમામ સંસાધનો પુરા તો આપણી ફરજ છે કે આપણે તેનું જતન અને રક્ષણ કરવું જોઈએ અને આપણી ફરજ નિભાવી જોઈએ આજે આધુનિક ઉપકરણો ના નામે આપડે જળ વાયુ ધરતી અને આકાશ બધું જ પ્રદુષિત કરી દીધું છે. ભૌતિક સુખ સુવિધા ઉભી કરવાની હોડ માં માણસ તો ઠીક પર આપડે તો પશુ પક્ષી ની પ્રાણીઓનો જીવ ઉપર મુશ્કેલ કરી દીધું છે. તેથી કેટલાક પ્રાણીઓ તો લુપ્ત થઈ ગયાં છે. માત્ર આપણે ફોટો જોવા મળી શકે છે. જો આજે માનવી તરીકે કુદરતી સંપત્તિનો ઉપયોગ કરતો રેહશે. તો દુનિયા નષ્ટ થતા વાર નહી લાગે. અપડે એ સમાજ વાણી જરુર છે કે જો અપડે જીવન ટકાવી રખવું હશે અને આપની ભાવિ પેઢીને સમૃદ્ધ કુદરતી સંપત્તિ નો વરસો આપવો હોય તો પર્યાવરણને બચાવવું જ પડશે અને વાતને પોતાની ફરજ માનીને સ્વીકારી પડશે. હું માનું છું કે પર્યાવરણનું જતન એસ કેટલી મોટી જવાબદારી નથી કે માનવી ના કરી શકે. આ માટે કોઈ પણ મોટા વેદ ભણવાની જરુર નથી. જો આપણે ઈચ્છીએ તો ખુબ જ સેહ્લાઈ થી પર્યાવરણ નું સરક્ઉષણ કરી શકીએ છીએ બસ માત્ત્તર જરુર છે કે દ્રડ ઈચ્છા શક્તિ અને સંકલ્પ ની પર્યાવરણ ને બચવાનો એક ઉત્તમ ઉપાય છે વૃક્ષારોપણ આપણે અપને રહેઠાણ ઘર નું રાજલ કિલો અને ઔદ્યોગિક ઈમારતો બનાવવા માટે બેફામ વૃક્ષો કાપ્યા અને વૃક્ષોની હરીભરી જમીન ખોખલી અને કમજોર કરી નાખી. આજે ઘાટ જંગલો શબ્દ મત્ર પુસ્તકો અને દાદાજીની વાતોમાં જોવા મળે છે. વૃક્ષો વરસાદ લાવા માં મદદ કરે છે. વધુ પડતા વૃક્ષો ના નિધનના કારણે આજે વરસાદ પણ અનિયમિત થઈ ગયોછે. એટલું જ નહિ વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણમાં પણ વધારો થયો છે.

ગુજરાત રાજ્ય ના માધ્યમ તેમજ ઉત્તર ગુજરાત ના અમુક વિસ્તાર માં હાલ માં ચોમાસા ની ઋતુ માં ગાય ભેષ વર્ગ ના દૂધ વાળા પશુઓ માં નવો રોગ લ્મ્પી Skin disease ગાંઠ દારા અ ગાંઠ દાર ચામડી નો રોગ જોવા મળ્યો છે આજ દિન સુધી માં આપણા દેશ માં પંદર થી વધુ રાજ્યો માં આ રોગ નો ફેલાવો ફેલાવો થયેલો જોવા મળે છે આ રોગ lampi skin disease વિશ વિષનું એટલે કે virus થી થતો રોગ છે જેનો સમાવેશ કેપ્રી પોક્ષ અ સમુદાય ના virus group માં થાય છે રોગ નો ફેલાવો મચ્છર અને માખી તેમજ ઇતરડી જેવા જીવ જંતુઓ ના કરડવા થી થાય છે. આ રોગ માં શરીર ની ચામડી પર ગણી બધી ગાંઠો જોવા મળે છે તેમજ ઉત્પાદન ક્ષમતા માં નોંધ પાત્ર ઘટાડો જોવા મળે છે. આ રોગ નો વધુ ફેલાવો નાં થાય તેમજ રોગ વિશે ની અગત્ય ની માહિતી દરેક પશુપાલક મિત્રો ને મળી રહે તેવા ઉદ્ગા ઉમદા હેતુ થું આ રોગ ની માહિતી અત્રે પ્રસ્તુત કરવા માં આવેલ છે એકંદરે આ રોગ આર્થિક રીતે ખુબ જ અસર કરે છે કારણ કે પશુ ઓ માં દૂધ તેમજ માંસ નું ઉત ઉત્પાદન ખુબ જ ઘટી જાય છે ઉત્પાદન દૂધ માં અ વીસ થી એંસી ટકા જેટલો ઘટાડો નોંધાયેલો જોવા મળે છે. આ ઉપરાંત આ રોગ ના લીધે પશુ ની કાર્ય ક્ષમતા ઘટે છે તેમજ રોગીસ્ત પશુઓ માં વંધ્યત્વ થઇ શકે છે રોગ નો ફેલાવો આ રોગ નો ફેલાવો મચ્છર અને માખી તેમજ ઇતરડી જેવા જવ જીવ જંતુઓ ના કરડવા થી થાય છે રોગીષ્ટ પશુ ને મચ્છર અને માખી કરડી ને જયારે તંદુરસ્ત પશુ ને કરડે ત્યારે આ રોગ ના વિશાનું આ રોગ નો ફેલાવો કરે છે ચેપ ગ્રસ્ત પશુ ગણી વખત બે થી ત્રણ અઠવાડિયા માં